નમસ્તે. ફરી વખત આપડે health વિષે ના topic ને આગળ લઈ જઈશું અને health ની related થોડી જાણકારી મેળવીશું અને આપણે આપણી

there are two kinds of health એક છે આપડું physical health અને બીજું છે mental health એટલે હવે આપડે કયા રોજિંદા જીવનમ change કરવાથી એ બે health ને સુધારો લાયી શકીએ એના વિશે આપણે વાત કરવી છે અર mental health માટે કોલેજ પણ વાત થઈ કે તમારી આધ્યાત્મિકતા ના રસ્તો થોડું વાળો તો તમારી mental health માં ખાસ્સો ફરક પડે બીજું તમે positive atmosphere માં રહો negativity થી દૂર રહો એ પણ તમારા mental health માં ખાસો ફરક પડી શકે એમ છે હવે આજનું વાતાવરણ જેવું છે કે તમે negativity ને દૂર કરવી ખૂબ અઘરી છે તમારી દરેક આસપાસ negativity હોતો રહેલી છે પણ તમારે એમાંથી કેટલું positive રહેવું કે કેટલું positivity લેવી એ તમારા પોતાના જ હાથમાં છે અને એના માટે તમારે પ્રયત્નશીલ રહેવું જ પડશે બીજું physical health માટે તમે તમારા life style ને change કરવાની જરૂર હતી જેબી પણ આપણે કાલે વાત થઈ હતી તો એમાં તમે શું life style change કરી શકો તો તમે તો વહેલા જમી લો સાંજનુ dinner છે તમારું વહેલા લો જમવાનો time નાસ્તા નો time fix રાખો જેટલું બને એટલા વહેલા સુઈ જવાનો try કરો અને mobile નો ઉપયોગ ના કરો સુતા પહેલા હું પણ કરું છું પણ એ બહુ અઘરું છે છોડવું તો તમે mobile ને બહાર જ મૂકી દો તમારા bedroom લઈ જ ના જાવ એટલે પછી તમે એને control કરી શકશો એ વસ્તુ ને અને mobile ને બર્જ તમારા drawing room માં કે kitchen માં મુકેનેજ આવો

અ તમને ખ્યાલ જ ના આવે netflix amazon prime જેવી OTT છે OTT web series છે જોવાનું શરૂ કરો તો સવાર પડી જાય આખી રાત ખેંચાઈ જાય તમને એમ લાગે કે હું અડધો અ કલાક જોઈશ અને પછી next episode કાલે જોઈશ પરમ દિવસે જોઈ પણ તમને એટલો રસ પડી જાય એટલે તમે episode ના episode ખેંચી નાખવાના સવારે વાગ્યા સુધી બસ તમે એટલે એનાથી તમારા physical health પર બૌ મોટી અસર પડે છે ultimately it leads to mental health as well એટલે એ control કરું ખૂબ જરૂરી છે એના માટે એક જ રસ્તો છે કે તમે mobile ને બહાર મૂકીને આવો

અને હવે ઉઠીને પછી તમે જાતે જ તમને હું થશે કે ભલે ચાલવા નથી જવું થોડી દિવસ whatever પણ તમે news paper વાંચી શકો છો તમારા ઘરની તમે balcony ઉભા રહી શકો છો અ તમે તમારા નીચે open area હોય તમારા તમારા flat કે તમારા bungalows ત્યાં જઈને તમે થોડું relaxation feel કરી શકો છો તો એ બઉં ખૂબ જરૂરી છે ભલે તમે વ કરે નહીં exercise ના કરો પણ એ at least you start કે તમે નીચે જાવ at least તો તમે બહારના atmosphere ને feel કરી શકશો so it should be like it is good to have wake up early in the morning

મારે એ કેવું હતું કે આમાં આપણે બીજું તો હું health વિષે હું તમને કહું તો ઘણા બધા છે કે તમારે જેવી bad habits એને તમારે અ છોડી દેવી જોઈએ જો તમે chain smoker હોય જો તમે તમાકુનું સેવન કરતા હોય તો તમારે you should try to quit that અને એ ખૂબ જરૂરી છે એ તમારે mental peace માટે ને family relationship માટે plus તમારા physical health માટે ખૂબ જરૂરી છે આના સિવાય ઘણું બધું છે જે તમે તમારા diet માં change કરી શકો જે ગઈ કાલે આપણે થોડી ઘણી વાત એના માટે તમારે તમારા dieticien નો contact કરવો પડે છે તમારા body ને check કરીને તમને related diet તમને આપે એટલે હું એ વિષે બહુ ચર્ચા નહીં કરું because i am the not right person એટલે એ આપણે ચર્ચા આગળ વધારે નહીં કરી શકીએ પણ health બીજું તમે શું કરી શકો તો તમે કોઈ એવી company શોધો you can start playing one game જે તમને જે ગમે માં interest હોય cricket હોય badminton હોય તો તમે એ રમવાનું શરૂ કરો એને coaching લેવાના શરૂ કરો તો તમારી physical strength વધશે અને તમારા physical health એનાથી બહુ સારો એવો ફાયદો જે તમેઅ gym તમે definately join કરી શકો છો પણ gym ઘણા બધાને એવું જોયું છે કે gym એ છે ને બધા normally weight loss માટે use કરતા હોય છે it is like for them for compulsion એમ કે મારે કરવું છે gym માં જાય હું personally એવું feel કરું છુ કે એના કરતા તમારે કોઈ physically activity વાળી તમારી passion ને follow કરવું જોઈએ તમે dance કરી શકો તમે swimming કરી શકો જેમ મેં કીધું તમે કોઈ અ you can start playing any game તો એ વધારે મને અનુકૂળ છે gym કરતા તો હું એક એ suggest કરીશ કે તમે એને start કરી શકો

ઘણા બધા એવી જગ્યાઓ છે જ્યાં તમે બે ત્રણ ચાર દિવસ માટે solo travel પર જી શકો છો track છો મારા ખયાલ થી india માં એટલી facility નથી solo travel hiking માટે કારણ કે it likes a group track તમે વધારે કરવું solo hike થોડું difficult છે કારણ કે અહિયાં facility available નથી કે જ્યાંથી તમને કંઈ પણ issue થાય તો તમને તરત જ benefit એનો મળી જાય તો આ બધા reasons છે જે જેનાથી

બીજું health માં આપડે જો ચર્ચા કરીએ તો અત્યાર health એ બહુ મોટો subject થઈ ગયો છે દુનિયા માટે because of covid

એટલે હું એ પણ એમાં suggest કરીશ કે covid હિસાબે પણ આપણા જે health issue થયા છે એને recovery કરવા માટે definitely આપણા બધા steps ને priority આપવી જોઈએ અને આપણે health વિષે આપણે વધારે conscious થવું જોઈએ બીજું જે દુનિયામાં ભેળસેળ વાળો ખોરાક આવે છે જે આપણને health ને issue કરે તો હવે આપણે એને કઈ રીતે avoid કરી શકે હવે ભેળસેળ વળી વસ્તુઓ દરેક વસ્તુમાં થઈ ગઈ છે હવે તમે

like તમે restaurant કે બહાર જે ખાવ એમના માટે profit છે એમના માટે business છે તો એ સસ્તી વસ્તુ લાવશે સસ્તી વસ્તુ લાવશે જેમ કે પનીર છે, cheese છે, butter છે એ સસ્તી વસ્તુ લાવશે એ ભેળસેળ વાળી જ હોવાની જ્યારે તમે standard તમારા પોતાના consumption માટે દુકાનમાંથી લાવો તો એમાં ભેળસેળ ની શક્યતા ઓછી છે ઘણા બધા લોકોને મેં જોવું છે હવે પોતાની balcony કે પોતાના આંગણામાં જ પોતે vegetable and day to day routine ની વસ્તુઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે તે પોતે જાતે જ અને grow કરે છે ઉઘાડે છે અને પોતે જ consume કરે છે મેં આવા ઘણા family જોયા છે જે ખૂબ સારો concept છે પણ એ બધા માટે possible નથી કારણ કે બધા પાસે એટલી જગ્યા હોય બધા પાસે કદાચ એટલો time પણ ના હોય તેનું care કરી શકે દરેક plant નું એટલે એ possible નથી પણ definitely એ રસ્તો પણ જ છે જે આપણે વિચારવું જોઈએ દરેક વ્યક્તિએ કે જો આવું possible હોય તો એ કરવાથી વધારે સારું રહે બીજું હું એવું માનું છું કે જો તમારું ancestral village હોય ને ત્યાં તમારું ઘર હોય તો તમે definitely ઘરનું થોડું renovate કરાવીને ત્યાં પણ તમે પંદર દિવસ મહિનો

આ ઉપરાંત અમે ઘણા case માં જોયું છે કે physical ને mental health ક્યારે તમારી સારી થઈ શકે થઈ શકે જ્યારે તમે ખુશ હો હવે ખુશ થવાના સુ રસ્તા છે ખુશ થવું હોય બૌ એક debatable topic છે જે કદાચ health જો તમે consider કરી શકો કે જેના ઉપર જે ઘણું બોલી શકે how tobe happy

પણ ભૂતકાળ ભી એટલો important છે તમારા વર્તમાનકાળ માટે કારણ કે બધા એવું કે છે ભૂતકાળની ભૂલોમાંથી શીખો તો ભૂતકાળના ભૂલવાનો કોઈ ભૂતકાળના નથી બોલવાનું ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવો કે ખરાબ વસ્તુઓને ભૂલવાની છે ભૂતકાળ નાખવો નથી બોલવાનો ભૂતકાળમાં તમારી સાથે ઘણું સારી વસ્તુ બી બની છે તો તમે એને યાદ કરો જેના થી તમને ખુશી મળશે ભૂતકાળ માં તમારા ઘણા જે મિત્રો છે જે તમે હવે contact માં નહીં હોય તમે એને યાદ કરો એને phone કરો તમે મહિને અઠવાડિયે પંદરે દિવસે કે છ મહીને તમે એ લોકોને એક વખત યાદ કરો તમે એ લોકો જોડે મળવાનું set કરો તો એ તમારા જુના સંસ્મરણો જો તમે it is like an nostalgic feelings જે આઈ રહી છે જો તમે યાદ કરશો તમારામાં ખુશી નો અનુભવ થશે જે તમારી health માટે બહુ સારો છે તમે ઘણા બધા લોકો જોયા હશે જે fighters હોય છે જે fighters like જે પથારી માં હોય જમણે આવાની કદાચ આશા ભી ના હોય ને એ ભી ઉભા થય ને પાછા આવે છે હું ઘણા બધા એવા movie છે જે there is one movie called one twenty-seven hours જેમાં એક hacker હતોજેનો હાથ ફસાઈ જાય છે પથ્થરમાં ને એકસો સિત્તેર કલાક લડે છે પોતાનો હાથ કાપી નાખે છે ને જીવતો એમાંથી બાર આવે છે જોડે નથી પીવાનું પાણી નથી. ખાવાની કોઈ વસ્તુ અને જે હાથ કાપે છે એ cutter થી કાપે છે જે આપડી pencil છોલવાની cutter આવે ને એ cutter થી હાથ કાપે છે હું દરેક વ્યક્તિને કહીશ કે movie જોવા જેવું છે અ there is home alone kind એક કરીને movie છે જેમાં એક વ્યક્તિ cast away not home alone cast away કરીને એક movie છે જે મેં એક વ્યક્તિ એક ટાપુ ઉપર island પર ફસાઈ જાય છે જ્યાં કોઈ નથી there is no ત્યાં કો જીવન નથી ત્યાં કોઈ મનુષ્ય નહતી અને એકલો પોતે કય રીતે survive કરી છે એની day to day life style થી અને જ્યારે તમને એમાં તમને ખબર પડશે કે જ્યારે તમારી જોડે કોઈ વ્યક્તિ ના હોય તો તમને કેવું feel થાય છે એક football ને ઉપર માણસ નું ચિત્ર એની જોડે વાતો કરતો હોય because કે એને એકલતા અનુભવે છે

આ બધું એક direct connection નથી health જોડે મેં આ ગોળી લીધી જો મારુ BPcontrol થઈ ગયો આ લઉં તો diabetes control થઈ ગયો પણ આ practice તમે follow કરશો તો તમારે diabetesBP કે definitely જાતની બીમારી છે definitely એ દૂર ના થાય પણ એમાં control તો આવી જ શકે

તમે દૂર ના કરી શકતા હોય તો definitely તમને control તો કરી શકો છો અને આ control કરવા માટે મને લાગે છે કે તમારે આ બધા step તો કરવા જોઈએ હું માનું છું કે આ બધું difficult છે બોલવું સહેલું છે કરવું બહુ અઘરું છે બધા માટે જ applicable મારા માટે પણ એજ વસ્તુ applicable છે પણ ઉહ એક બધાને કહીશ કે તમે બધી આ બધી વસ્તુ માં પ્રયત્નશીલ બનો અને આ બધી વસ્તુને follow કરશો તો happiness પણ સાથે જ આવશે બીજું એક movie મારે ખાસ suggest કરવાનું હતું એનું નામ છે pursuit of happiness એ પણ ખાસ જોવા જેવું મુવી છે આ બધા movie એવા છે કે તમને motivation મળશે તમે તમને એમ feel તમારે life માં શું કરવું જોઈએ શું ના કરું જોએ અથવા તમે જ્યારે કોઈની struggle જોવો તો તમને એવું ઈચ્છા થાય કે હું પણ કંઈક વસ્તુ માટે struggle કરી તો તમે તમારા health માટે સ્ટ્રગલ કરો તમારા happiness માટે struggle કરો એટલે

આહ knowledge પણ ના હોય health related કે હું કય શકું હું definitely આ બધા steps છે મને લાગે છે ડેક વ્યક્તિ એ એને જીવન માં ઉતારવા જોઈએ follow કરવા જોઈએ અને ધીમે ધીમે શું છે એક રસ્તા ઉપર થી બીજો રસ્તો મળે તમે આટલું follow કરતા જશો તમને કયક બીજો રસ્તો મળશે જેનાથી તમે આગળ વધી શકશો health related તમારા issue solve થશે એટલે always તમે બહાર નીકળો તમે તમારી health વિષે

તો મને લાગે છે કે આ બધું ખુબ જરૂરી છે જીવન માં અને આ સાથે બીજું તો હું કાય ની કૌ પણ હું બધાની રજા લાયસ અ thank you for listening to me thank you zoo much